રિફ્લેક્શન દેખાય છે ઝાડ પણ દેખાય છે વીજળીના થાંભલા દેખાય છે અને વીજળીના તાર પણ દેખાય છે.

પાર્લર ની આગળ એક ડસ્ટબિન છે એક ભઈ જતો હોય એ દેખાય છે.

આ ચિત્રમાં બાઇક પડેલા હોય એવુ દેખાય છે અને ઝાડ પણ દેખાય છે.

માણસોની પાછળ ઈસુ ભ ઈશુ ખ્રિસ્ત ભગવાનની સિમ્બોલ પણ છે ત્રણ જાતના પોસ્ટર પણ લગાવેલા છે આ પિક્ચર માં --

આ ચિત્રમાં એક જૈન દેરાસર દેખાય છે જે મોઉડીમાં આવેલુ છે આ ચિત્રમાં બઉ બધા માણસોની ભીડ દેખાય છે. "

તેની ઉપર નેશનલ ડીલેવરી સેન્ટ્રલ ગાંધીનગર લખેલું છે પોસ્ટ ની આગળ એક બાઈક અને એક એક્ટિવા પડ્યું છે.

બે પરદા દેખાય છે જે ફ્લાવર પ્રિન્ટ ના --

આ ચિત્રમાં એક ભાઈ દેખાય છે એની પાછળ એક મંદિર દેખાય છે મંદિરની પાછળ ઝાડ દેખાય છે આ ચિત્રમાં --

બધા માણસો ઊભા રહેલા દેખાય છે અહિંયા સામાન પણ દેખાય છે એક ભઈ કચરો વાળતા દેખાય રહ્યા છે અહીં રીક્ષાઓ પણ --